પેલું lockdown કેવું ગયું, lockdown માં શું કર્યું તે lockdown તો બૌ બધી મજા કરી છે lockdown માં ક્યાય બહાર નોટ્સ નીકળવા દેતા ઘર મને ઘર માં રેવાનું

જે વહી સારું હતું lockdown અમે તો lockdown માં તો ગામડે જતા રહયા હતા એક વર્ષ માટે

હા એક વર્ષ માટે ગામડે જતા રહયા હતા

હા અમે એક વર્ષ માટે જઈને આવ્યા બૌ enjoy કર્યું ગામડા જેવું તો ક્યાય રેવાનું છે નય

પોતાના વતન જેવી મજા આવતી નથી આવતી યાર કેવી ખુલી હવા લેવાની કેટલી મસ્ત લાગે સવારમાં સવાર સવારમાં કેટલું મસ્ત feeling સવાર સવાર માં મસ્ત feeling આવે પક્ષીઓના ટહુકો સંભળાય હા હા સવાર સવાર માં એવું મસ્ત લાગે ને ગામડે અન્જયાલાની સવાર અને થુંમસ દેખાયને કેટલું હા અને જકાળ પડે કુદરત હા બૌ મજા આવે સાચી વાત છે

શાક્ષી તારી બેન સુ કરે છે શાક્ષી એને શું ચાલે છે study માં શાક્ષી તો અત્યારે તેતો computerclasses જાય છે but એ એને college ની exam નજીક આવે છે એટલે માટે classes બંધ કરવાનું વિચારે છે

યાર exam આવે છે તો પછી study ક્યારે કરે એ સાચી વાત છે તે કોઈ course ના કર્યો એટલે મતલબ ત્વેલ્થ પછી મારે કરવાનું છેને nursing કરવાનું વિચારતી તી, but અત્યારે nursing તો થોસુ time પછી જોઉં અત્યારે તો કાય નકી નથી મેં પણ ccc કર્યું હતું tally નો tally કર્યો હતો tally માં અધૂરું છોડી દીધું exam આવે છે એના માટે tally અધૂરું છોડ્યું એમ તો tally માં કેમ અધૂરું છોડ્યું અરે exam આવતું હતું tally માં ધુ છે કે job અને tally નો timeset નથી થતો અને job માં છ વાગે છુત્યે અને છ વાગે નો time હતો

અને ઘર માં possision હતી એટલા માટે job કરવી પડે સાચી વાત છે મારે બી આવુજ છે job કરીએ તો સુ મમ્મી પાપા ને થોડું

બોલ કેમ હવે movie જવાની ઈચ્છા છે તારી બીજી વાર જૈસ પણ jobexam પતિ જઈને પછી જૈસ મેમ એ બોલાવી હતી ત્યાં નાય movie જોવા જોવાની ઈચ્છા છે

અત્યારે હાલ તો કોઈ programme નથી exam આપી લઉં result સારું આવીજી ને પછી અરમ્થ ફરી શકીએ ને હા એ વાત પણ સાચી અત્યારે onlystudy માં કરવાનું બીજે ક્યાય ની onlystudy હા કેમ કે study બધું છે અત્યારે ભણ્યા સિવાય કાય છે નાય job સારી મળે તો જ value થાય છે માનસ ની સાચી વાત છે ભણ્યા સિવાય અત્યારે કાય છે જ ની હા ભાનીસું તો સુ અત્યરે માં બાપ અપડા માટે કેટલું અત્યારે એ લોકો અપડા માટે કેટલી મહેનત કરી રહ્યા છે તો અપડે સુ એમને support કરવો જરૂરી છે અત્યારે એ લોકો આપણા માટે કરે આપણે એમને ભવિષ્ય માં આપણે એમના માટે કૈક કરશું

હા શાંતિ થી વીતવા મળે

અમારે પણ એવું છે અમારે નાની બેન ચેને રીન્કી એને કઈ problem નથી એતો topper છે but મારા થોડી અને મારા ભાઈ ને થોડી problem બાકી તો મસ્ત નજ છે બધું મારે પણ કઈ problem નથી પણ છેને હું બીમાર થય ગય એટલે પછી એના લીધે મારે ત્વેલ્થ માં બે subject માં fail છુ બાકી કોઈને લાગતું નોતું ક હું fail થાઉં ક અ છોકરી

હા એ fail થાય એટલે કેવી વાત કેવાય સાચી વાત છે કેવું છે અત્યારે તારી તબિયત અત્યારે સારું છે કોક કોક દિવસ બગડી જાય કોક કોક દિવસ ઓહ તો દવા લાવતી રેજે હા અને સારું ખાવાનું જમવાનું સારું રેવામાં એટલે કઠોળ ને એવુજ ખાવાનું બારનું કાય ખાવનું ની તો તબિયત સરીજ રે એમ તો રના અંદર injectionprotein ને એ હોય એ વસ્તુ ખાવની

બાર નું તો નથીજ ખાતી પણ કોક દિવસ ઘર માં કઠોળ ખાવામાં જમવામાં આવી જાય ને તો પેટ માં દુખાવા લાગે તો પછી fruits ખાવાના, પછી સવાર માં ગરમ પાણી કરીને પીવાનું એવું ખાઈશને તો તારું તબિયત સારૂ જ રેશે અને દવા લેતું રેવાનું time સર તો પણ હું સમાજ તીજ નથી ને મારા મમ્મી ને પાપા ને પાચલ ને દવાખાના માં એટલી ભાગી છે ને ના પૂછો વાત

સાચી વાત છે સાચી વાત છે મમ્મી પાપા એટલું અપડા માટે કરતા હોઈ પછી અપડે એના માટે result અલ્વું જરૂરી છે અત્યારે જે હું છું અત્યારે વાત કરી રહી છે એનું કારણ મારા માંરા મમ્મી જ છે.

બઉ બધું સહન કર્યું લાગતું નોતું ક હું અયા હોઇસ કેમ કે એટલી બધી બીમાર થય ગય હતી. સાચી વાત છે ભગવાન ની મેરબાની છે બીજું તો સુ કહીએ અપડે

બધાની દુવા તારા મમ્મી પપ્પા ની દુવા છે એ તો કે તું અત્યારે સજી છો એમ કાય નાય હવે બધું સારું થય જશે tension નાય લેવાનું બધું સૃજ થશે ભગવાન બધું સૃજ કર્હે હા સાચી વાત છે બોલ સુ કરે છે તારી દાદી મોટા પપ્પા મોટી બેન

મારે તો મોટા પપ્પા મોટી મમ્મી મોટા પપ્પા તો છેને expire થય ગયા છે મોટી મમ્મી ને મોટા ભાઈ ને ને બધા સુરત રે છે એ લોકો જોડે કોક કોક દિવસ વાત થાય છે બાકી તો નથી થતી એ લોકો પણ એમને goverment ની તૈયારી માં job છે ઓછ goverment ની job કઇ jobgoverment ની મારી મોટી બેન govermentjob માં છે post માં છે સુરત માં

post માં મતલબ આ કાયમ બેસીને જ કામ કરવાનું હોય છે officetime માં ok તો સારું તો એમને અન જેવુજ કયક કરશે આગળ વધજે તારા life માં achieve કરીને રાખજે સાચી વાત છે મારા મોટા ભાઈ ને મોટી બેન બધા બૌ support કરી રહયા છે એમના જેવી રીતે આગળ કયક કરવાની ઈચ્છા છે જેમ કે એ લોકો એક ભાઈ છે civilengineer છે એક બેન છે medicalengineer એવી રીતેજ એ કામ કરી રહ્યા છે આવી રીતેજ કામ કરવાની ઈચ્છા છે હા સારું તું પણ આગળ વધજે અને તારી family બધા તને support કરશે ને તું આગળ વધતી રે જે અને studycountinue રાખજે હા study તો continue છે વચે break ના પાડવા દેવાય નકાર study માં પછી break પડે પછી કાય થય નાય

મારે તો અત્યારે હાલ માં કઈ એવો plan કર્યો નથી તો હજી study પર focus ક્રીસ કૈક તૈયારી કરીશ પછી આગળ વધીસ જોઈશું ઈચ્છા તો મારી doctor બનવામી હતી but અત્યારે financially થોડીક problem છે એટલા માટે એવું કૈક વિચાર્યું નથી કાય બોલ તારે સુ બનવાનો વિચાર છે

હા કોઈને કેવાનું જરૂર નથી કદાચ સપનું ના પણ પૂરું થાય તો પણ જ્યાં સુઘી મારી હિમ્મત હશે ને મતલબ જ્યાં સુધી હું જ એમ વિચારીશ કે ના આ કામ મારે કરવું છે હું મક્કમ હશી, હશું હા તારે મક્કમ રેવાનું છે તું મક્કમ હઈસ ને તો બધું થય જશે તુજ તારી મક્કમતા ની રાખી તો

મારે તો પેલાથીજ plan હતો મારે તો મેં commerce લીધું છે, એટલે તો મારે છેને bank ની job લેવાની ઈચ્છા છે અત્યારે તો બધું private થાય જાય છે એટલે plan છોળ્યો કે ના bank માં નથી લેવું

એમ નઈઅત્યારે તો જે bank એ private ગય છે

પેલા તો goverment હતી એટલે એમ વિચાર્યું હતું લીસ પણ અત્યારે private થય ગય છે એટલે private bank માં એમ લેવાની job

તો સારું હા તો હવે આવું કઈ વિચાર્યું છે કે ના કઈ government job લઈશ તો જેનાથી ફાયદો થાય સાચી વાત છે ફાયદો ની આમ તોકયક આગળ મળે કયક મળે જેમ કે એ job નો હોય કૈક વજૂદ ને વી job લવામાં હું એવી job લેવા ઈચ્છું છુ કે જે હું કઈ બનું તો અમ અખા જે હું જ્યાં રુ ચુ ક ત્યાં બધાને proud થાય કે અને વિચારે કે ના છોકરી

કઈંક કર્યું સાચી વાત છે મમ્મી પપ્પા પેલા દાદા નું નામ આગળ લેવા માગું છુ કેમકે મારા ઘર માં પેલા દાદા ને fristgovermetnjob હતી ok તો તું એમના પછી તું લેવા માંગે છે એમ એમના પછી job એમ નઈ, એટલે goverment નઈ but તુ કઈક એવું કરવા માંગે છે કે જેમ તારા દાદા નું નામ હતું એમ તારું પણ નામ આગળ વધે મારા દાદા નું નામ હતું એનથી પણ વધારે એમ કે જેમ મારા દાદા ના નમ થીજ અમે ઓળખાય છીએ કે અ રામ ભાઈ ની ચોરી છે એમ એવી રીતે ઓળખાય છીએ તો ત્યારે જે હું એવું કૈક બનું કે એમ કેય કે ના રામ ભાઈ ની છોકરી એ કંઈક કરી બતાવ્યું

એટલે એના નામ થીજ અમે ઓળખાય છીએ ને એમનું નામ હું આગળ લાવવા માંગું છુ. સાચી વાત છે કઈ school માં હતી તું? હું કૈલાશ શિક્ષણ ની highersecondary school માં હતી કલાપી નગર

હું શ્રી શારદા વિદ્યામંદિર માં હતી કલાપીનગર side આવે છે ને ત્યાં અમારે ત્યાં તો બુજ strict હતી યાર અમારે school તો બધી બાબતો માં strict હતી પણ એવી school જોઈએ કે જેમ અત્યારે તો school માં કેવું ચાલી રહ્યું છે કે school માં study બરાબર કરાવ્તાજ નથી

બાળકોને શિક્ષણ માં

સાચી વાત છે એટલે એમને આગળ અત્યારથી નાનપણથીજ પાયો કાચો હોય તો આગળ જઈને સુ કરવાના

એટલે સુ એટલા માટે કે છે કે કે અપ્ડું ભારત આગળ કેમ નથી કેમ કે જો બીજા બધા દેશો માં શિક્ષણ વધુ આગળ છે અને અપડે યા થોડું કાચું છે but કઈ નઈ બાળક ના શિક્ષણ બલાક્નાજ જે parents છે એમના ઉપર છે. કે એના બાળકને કેટલું ભણવું એ કેટલું કેં ક એ એમના હાથ માં છે. સાચી વાત પણ અમુક મા બાપ એવા હોઈ છે કે બિચારા એ લોકો study નથી કરી શકતા પણ બાળકને ને study કરાવે છે સાચી વાત છે એમના મનમાં એમ હોઈ કે હુના ભણ્યો મેં ના કર્યો તો મારું બાળક કરે

હા એટલે એમ કે એના બાળકોને ભણવા માંગતા હોઈ છે પણ એ આગળ ના આવી શક્ય હોઈ પણ એ એવું વિચારે કે મેં ભોગવ્યું છે એ મારા બાળકો ના ભોગવે એમ જે હું શાના કરું છે એ લોકો ના કરે એમને કાય ના થવું જોઈ સાચી વાત છે એમ તો study સિવાય કૈક છે ની, study કરીએ છીએ તો બધું છે બધું છે અને ભણ્યા સિવાય તો અત્યારે કૈક છેજ ની જોવો ભણવું એટલું જરૂરી છે કે મ કે ભવિષ્ય માં અપડા marriage થાય પછી જો husband-capable ના હોઈ એમ તો બધા husband-office

સાચી વાત છે અપડા પગ ઉપર ની અપડે આત્મનિર્ભર હોઈએ તો કોઈનો અ જરૂર ના પડે એમને પણ financially થોડી help કરી શકીએ આપણે આપણો ખર્ચો નીકળવો હોઈ તો પણ નિકાળી શકીએ, આપણો જે સાચી વાત છે એટલે સુ એમને કાય problem આવી ગય તો સુ અપડે help કરી શકીએ અપડે ભણેલા હોઈએ તો અપડે ને ક્યાય job મળી રે એ કામ માં આવે એ કાય waste ના નથી જતું ભણેલુ તો કામ અ બૌજ આવે છે મેં જોયું વહે ઘણી જગ્યાએ કઈ નહી બધી friend ઓ તો ઘરે જલસા કરતા હશે બીજું શું કરશે હા સાચી વાત ચેને એ અત્યારે કેટલા busy દિવસો ચાલે છે. સાચી વાત છેને પણ અમ એવું થાય જાય છે બૌ buisy દિવસો એટલા બધા મોટા થય ગયા છે કે નાનપણ નાનપણ સારું હતું નાનપણ માં કેટલું મસ્તી મજાક અમ રમત ગમત કરીને સીખાતા

અત્યારે બેસવાનો પણ time નથી હોતો એક બીજા જોડે વાતો કરવાનો time નથી મળતો અમ તો નાનપણ સારું હતું એક જોયતા તો તો ભલે અપ્દને એવું લાગતું કે પેલા ક મોટા થાય જસુ તો બધું સારું થાય જશે પણ જે નાનપણ મજ મજા હતી સાચી વાત છે અને અત્યારે નાનપણ ના બાળક એવા હોઈ છેને કે એ લોકો ને ભણવું તો સુ mobile માં વધુ ધ્યાન હોઈ છે એના લીધે life બગડે હા mobile-mobile બૌ મોટી સમસ્યા છે એક યાર એ જે થી mobile થી તો બાળકો બગડે છે plus એમનું study પર જે focus હોઈ છે એ બગડી જાય છે સાચી વાત છે મારા પપ્પા એટલા stick છેને મારા પપ્પા ની પૂછો ના વાત ને મારા પપ્પા કે ક college ની exam અપ્વોજ ની collegecomplete થાય પછીજ phone પહીજ હાથ માં પડવાની mobile તો અમ ઘરે પણ નથી permissionbut અતો કયક કામ હોઇ તો લય જવો પડે butphone સિવાય કાય નાથી કેમ કારણ કે એ જ્યાં ગયા હોઈ ત્યાં phone ની જરૂર પડે but વધારે દુર ઉપયોગ ના કરવો જોઈએ એનો એનો goodway માં ઉપયોગ કરવો જોઈએ મારો ભાઈ છેને જયમીન but એ પણ bank માં job કરે છે એ પણ ના પડે કે phone vadhare use ના કરવો જોઈંએ કામ હોઈ એટલો use કરવાનો તમને ક્યાં ના પૈડું છે એમ, પણ એમની વાત તો સચીજ છેન એમ જોઈં તો સચીજ છે કેમ કે mobile માં instagram છે એવું બધું છે એના લીધે time એ applicationunnecessariy-application કે જેના લીધે છે અપ્ડું મગજ mind છે ને એ divert થય જાય છે એટલા માટે અપડા માટે જે parents અપડા કેટ હોઈ એ સાચું હોય છે અને સારું પણ હોય છે future માટે સૃજ હોય છે એ કેટ હોઈ ને એ સાચી વાત છે મારા પણ મોટા ભય બેન એમજ કે છે કે mobile ઓછો use કરવાનો, કરવાનો પણ ઓછુ use કરવાનું

હા અત્યારે હા અત્યારે થોડુંક સહન કરે, અત્યારે થોડુક અત્યારે મારા મમ્મી પપ્પા એમજ કે છે કે અમે ક્યાય બાર જવું હોઈ તો તો અમે જાય નથી શકતા ક્યાય જવું હોઈ તો નથી જાય શકતા પણ મારા પપ્પા કે ક તમે અત્યારે ફરસો

તો, સાચી વાત છે મમ્મી પપ્પા કે એ વાત સચીજ હોઈ ને alwaysright મમ્મી પપ્પા જ હોઈ છે, અપડે અમુક અપડા નિર્ણય લીધ્લે હોય એ અમુક વાર ખોટા પડે અમુક વાર એમના પણ ખોટા હોઈ હમેશા એમનો નિર્ણય ખોટો ના હોય શકે ને સાચી વાત છે અમુક વાર તો અપ્દને મમ્મી પપ્પાસાચું કેટ હોઈ ને તો અપ્દને એટલું ખોટું લાગે છેને કે મમ્મી પપ્પા કેમ આવું કરે છે નાય એવું થતું હોય છે પછી એમાં થોડીક વાર realise થાય કે એમને જે પણ કીધું હતું એ સાચું કીધું હતું સાચી વાત છે કેટલી વાર તો આપણને પછતાવો પણ થાય કે યાર એમનું કીધું માન્યું હોત તો બૌ સારું હતું એટલે કઈ ની અપડે આગળ ભણવાનું આગળ મમ્મી પપ્પાન ને સાદું જીવન મળી જાય મને તો વિચાર આવે કે હા એટલું કરવાનું સાચી વાત છે એટલું કરવાનું કે જે અત્યારે જે એ એટલી મહેનત કરે છે એટલી એમને અપડે એટલું, એ થવાનું કે આપણે એમને એ અત્યારે જેટલી મહેનત કરે છે એ અપડે એટલી મહેનત ના કરવા દઈએ

ભગવાન એવું કરે કે એ લોકો જે મહેનત કરે છે ને એનું ફળ અપડે એ લોકો ને આપ્યે ને તો એ લોકો ગઢ પણ માં એટલી ખુધી મળે ને બને મેં મારા બાળકોને ભણાવ્યા ને એ waste ના ગયું નીતો અત્યારે કેવું કરે છે છોકરાઓ મોટા થાય ગયા એમના એમને જે છે એ future બનાવી દીધું પછી મમ્મી પપ્પા ને છોડી દેવાના એવું કરે તો અત્યરે આવું કરવું એ બીચાર એમનું કેટલું અત્રડા બળે હું તો કાય બીજું કાય એવું કેવા નથીજ માંગતી ને એવું કાઈ જરૂરી નથી કે છોકરી ને marriage કરવાજ જોઈએ capable બનીને પોતાના જાતે

ચોક્રીયું હોઈ ને એ મમ્મી પપ્પા ની પણ સેવા કરીશ હા એવું કાય નાય ક marriage કરવા જરૂરી છે એવું કાય છે નાય but અમુક જગ્યા એવું હોઈચેને કે marriage કરવા જરૂરી છે એમ છોકરીઓને તો એમને છોકરી અત્યારે છોકરી છોકરીઓ પણ છોકરા ના બરાબર છે હા અત્યાર ની છોકરીઓ છોકરાના બરાબર છે સાચી વાત છે પણ અમુક છોકરીઓને ય માબાપ

અપડા ઉપર બૌ trust રાખીને મમ્મી પપ્પા એટલું વિશ્વાસ કરીને અપ્દને મોકલે છે એટલું ભણાવે છે ને પછી એમનો વિશ્વાસ તોડીએ એ બૌ ખૂટું કેવાય ને એ ખોટું કેવાય

હા ફરવા જવાનો plan તો છે plan ભાઈ લોકો ને મમ્મી ને પૂછી લઉં એક વાર પછી જૈસુ, તું અવિસ અમારી સાથે હું ને મારી એક friend છે મેઘા અમે જવાના છીએ